બધી સુવિધા ઓ માર્ગ માં મળી જાય છે મનુષ્યોએ હવે સમય અને દુરિપર વિજય પ્રાપ્ત કરી લીધો છે કોઈ સંસાર માં કોઈ પણ ખોળા માં કોઈ મુશ્કેલી વગર તે પૂછી શકે છે તેથી વર્તમાન યુગ માં દેશાટન અત્યતં સુગંધ તેમજ સુરક્ષશિત થય ગયું છે હવે પ્રવાસ માં અનેક લાગ્યો છે વસ્તુ એક સ્થાને પાર રહેતો રહેતો કંટાળી જાય છે ત્યારેતે વમણ માટે જાય છે ત્યાં નવી નવી વસ્તુ સામે તેને બધું જોવા મળે છે એનાથી તેને મનોરંજન પણ સારું એવું થઇ છે.

પ્રવાસ થી ભાઈ ચાર માં વૃદ્ધિ થાય છે લોકો એક બીજા ના સંપર્ક માં આવે છે એક બીજા સાથે વિચાર વ્યથા તથારહેન ચહેન થી પણ પરિચિત થાય છે. આનાથી આપણે બધા એ એક જ શીખવાનું છે દેશ ના પ્રવાસ આપણા જીવન માટે ઉપયોગી તેમજ મહત્વ પુનઁ છે તેનાતી વ્યક્તિ હું સાખો સાખો સમાજ ને પણ લાભ થાય છે અને રોજગારોની પ્રાપ્તિ પણ થાય છે આથી પ્રતેયક દેશ માં દેશાટન માં પ્રવાસ માં ને પ્રોશાહન આપવામાં આવી રહ્યું છે આપણા દેશ માં પરિય તકો નો સુવિધા આપવા માટે સરકારે પરિયતં વિભાગો બનવ્યા છે

નવ જવાની કહા ફિર કહા વાહ વાહ પાછું એક વાર તમને સાંભળવું છું શેર કરો દુનિયાથી કાબિલ જિંદગાની ફિર કહા જિંદગાની ડર રહી હે તો. જય જવાનીફિર કહા વાહ વાહ વાહ વાહ આજ રીતે આપણે આ traveling નો topic પ્રુણ કરીયે છીએ thek you મિત્રો નમસ્કાર તરફથી હું રક્ષાબેન દવે આપણું નમસ્કાર કરું છું મારે આજે જોડણીઓની વાતો કરવી છે એટલી બધી જોડણીઓની ભૂલો થતી હોય છે કે ના પૂછો વાત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 આમાં બહુ ભૂલો કરીએ છીએ આપણે હું તમને એક પ્રસંગ કહું મારો મારો એક વિદ્યાર્થી એનું લગ્ન થતું હતું. ખુલ્લામાં જ્યારે હું college માં હતી અધ્યાત્મક તરીકે એવું બનતું હતું કે

તો મેં કીધું ભલે તો ત્યારે હું જતી હતી ત્યારે ગઈ તો એ બંને જણ બેઠા હતા જે ખુરશી ઉપર એ ખુરશીની ઉપર આવ સમાંતર ભૂત ચતુષ્કોણમાં એક પાટિયું મૂકેલું હતું અને અહીંયા બધી light થતી હતી ઝગમગ જગમગ જગમગ થતું હતું અને આ બંને જણા નીચે ખુરશીમાં બેઠા હતા.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 અને પધાર્યા ભલે પધાર્યા લખવું જોઈએ તો હું આવતી હતી રજૂ થવા માટે એની પાસે તો થોડે ગઈને પછી મને આખું પાટિયું ઉકલયુ ભલે પધાર્યા.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 પુલ્લિંગ સ્ત્રીલિંગ નપુન શંખ બધાને ભેગા કરવાના હોય તો માથે અનુસ્વાર જોઈએ તો આમાં અનુસ્વાર નથી કર્યો એટલે હું સમજુ છું કે બધા પુરુષોને જવાનું હોય એટલે હું તો નહીં આવું એટલે પહેલો વિચારો કોઈક બેન પાસે જઈને ચાંદલો લઈ આવ્યો અને પછી અહીંયા આગળ ચાંદલો મુક્યો પછી હું અંદર ગઈ જે માણસો બેઠા હતા ને એમાંથી અડધા માણસો એવા હતા જે મારી ઉપર બહુ ખુશ થયા એને એમ થયું કે આ બેન college ના room માં વર્ગમાં એટલે classroom માં ચાર દીવાલની વચમાં તો શિક્ષક અને professor હોય પણ એ બહાર ગઈ ને ત્યારે પણ એવા જ છે સારું થયું આપણને પણ શીખવા મળ્યું આપણને પણ શીખવા મળ્યું પણ અડધો વર્ગ એવો હતો કે જે લોકો એમ ગણતા હતા ને કે સારું છે આ બેન પરણ્યા નથી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 હા અનુસ્વારના નિયમોમાં સૌથી પહેલો નિયમ આપણે ભણી રહ્યા છીએ કે પુલ્લિંગ હોય એ આમ લખાય છે એમાં અનુસ્વાર નથી જેમ કે રામ આવ્યા અનુસ્વાર ન હોય પણ જો સ્ત્રીલિંગની વાત હોય તો સ્ત્રીલિંગમાં અનુસ્વાર આવે જેમકે સીતા આવ્યા એ સ્ત્રીલિંગમાં અને અનુસ્વાર આવે

આટલી આપણને ખબર નથી એટલે આપણે ઘેર કોઈ ભાઈ આવ્યા હોય તો એને આપણે અનુસ્વાર લગાડી દઈએ તો એને ખરાબ લાગી શકે તો મારી માટે એમ લખો કે રક્ષાબેન આવ્યા તો મને ખરાબ લાગી શકે મારી માટે તમારે અનુસ્વાર મૂકવો જ જોઈએ ના મૂકો તો એ ખોટું કહેવાય તમારે કોઈ ભાઈ માટે લખવું હોય રમેશભાઈ અને તમે લખો કે રમેશભાઈ આવ્યા તો એને ખરાબ લાગવું જોઈએ અનુસ્વાર નાનો પણ રાઈનો દાણો છે એ આપણી જાતિ ફેરવી નાખે છે રક્ષાબેન પુલિંગમાં ગણાવવા માંડે અને રમેશભાઈ સ્ત્રીલિંગમાં ગણાવવા માંડે નાનો અમથો અનુસ્વાર પણ આપણી જાતિ ફેરવી નાખે છે તો એક નિયમ આપણે શીખ્યા કે પુલ્લિંગ માં અનુસ્વાર ન આવે સ્ત્રીલિંગમાં અનુસ્વાર આવે નપુંસકમાં પણ અનુસ્વાર આવે તમે કહો કે બેન આ નિયમ યાદ કેવી રીતે રાખવો બહુ સહેલું છે. આપણે પાણી ભરવાનું હોય ને તો અમે બહેનો છીએ ને એ બેડું માથે મૂકશું ઘડો માથે મૂકશું ઘડો માથે મૂકશું અને કોઈ વખત અમે માંદા સાચા હોય છે અને ભાઈઓને પાણી ભરવા જવું પડે તો એ બેડું માથે નહીં મૂકે. એ ડોલે લેશે એ ડોલ લાવો ડોલ લાવો અને એ ડોલ પાણી ભરીને લઈ જશો બસ આ નિયમ કે ભાઈઓને માથે બેડું લેવું નથી ગમતું. સ્ત્રીઓ બેડું લઈ શકે છે આ બાળકો તો લઈ જ શકે નિરાંતે નાના નાના બાળકો કામ કરતા હોય તે માથે બેડું લેતા હોય છે એને કંઈ લેવું ના લેવું એવું છે નહીં. તો આ તો કેટલી સહેલી વાત થઈ જે માથે બેડું લઈ શકે તે સ્ત્રીલિંગ છે નપુન સદ છે એટલે કે સ્ત્રીલિંગની કે શકની ઉપર અનુસ્વાર આવે આવી શકે અનુસ્વાર એટલે માથે બેડું અને પુરુષો માથે બેડું લેતા નથી એટલે અનુસ્વાર ન આવે. તો આ એક નિયમ તમે શીખ્યા હવે બીજો નિયમ શીખીએ જોજો આ કેટલું બધું સહેલું છે અમારે ત્યાં ભાવનગરમાં એક શીશું વિહાર નામની સંસ્થા છે.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 અને એ બહુ રૂપ તો માનભાઈ હવે દેવ થઈ ગયા પણ માનભાઈ પોતે બહુ સરસ મજાના સુવિચારો બધું લખે અને સાથે એક ડોલ હોય એક હાથમાં પાણી હોય હોતું હોય અને બીજા હાથમાં ચોક હોય લખે.

ઉત્તમમાં ઉત્તમ કામ કરો છો આવું કામ અત્યારે કરી જ કોણ સમાજની જાગૃતિ માટે તમે સરસ કામ કરો છો પણ મેં કીધું શું પણ જોડણીઓ બધી ખોટી ખોટી છે. એટલે માલ ભાઈએ મારી પાસે દલીલ કરી. મને કહેશો ફેર પડે સો ફેર પડે આમાં તો સમજ તો પડે જ છે ને કે મારે તમને શું કહેવું છ મેં એમને કીધું કે માનભાઈ ફેર કાંઈ નથ પડતો પણ એમ કરો ને તમે જે આ પેરણ પહેર્યું છે ને એ પ્રેરણ જ પહેરતા હતા.

મન કીધું પ્રેરણ આમ જ પહેરાય બસ આમાં પણ નિયમ છે કે રસવઇ આ જ કરાય દિલ ગઈ અહીંયા જ કરાય અનુસ્વાર અહીંયા જ કરાય અનુસ્વાર અહીંયા નોંધ કરાય મેં કીધું આ નિયમો છે.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 છોડી દો કાલ બીજા ને પરણો છોડી દો એને પરમ દિવસે ત્રીજા ને પરનો મન કીધું એવું તો ના જ કરાય ને તો એવું તો ના જ કરાય ને છે ને તમારી પાસે તો એ આમાં પણ જોડી દો જોડણીઓ પણ ગમે એમ ના વર્તાય. મેં કીધું આ ડાબે જ ચલાય આ રાખ્યું છે ને ત્યાં સુધી અકસ્માત નહીં થાય જો ગમે તેમ તમે ચલાવવા માંડો ને તો અકસ્માત થવાના. નિયમો પાડો ત્યાં સુધી અકસ્માત નથી થવાના નિયમો ના પાડો તો જ અકસ્માત થાય છે તો આ બધાને પણ પોતપોતાના નિયમો છે મને કે નિયમો તો ઘણા બધા પાટિયામાં લખ્યા છે બધામાં ભૂલ છે મેં કીધું હોવ ભૂલ છે. મને કે તમે સુધારી આપો. મેં કીધું સુધારી આપો. મને કે તમને કંઈ donner મળે ને ત્યારે વાત આ પરિવાર અમે લખાવશું ને તો તમારી પાસે સુધરાવશું અને પછી લખાવશું.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 આવી દલીલ કરનાર માણસે એ જ્યાં સુધી લખી શકતા હતા ને ત્યાં સુધી સાંજના મારી ઉપર એક કાગળ મોકલતા હતા કે ભૂલો સુધારી દેજો કારણ કે મારે કાલે આ કાગળ લખવાનું છે. તો આવી જાગૃતિ શિક્ષકો પાસે હોવી જોઈએ એ જાગૃતિ પણ નથી એ એ ચાલે આવું આપણું સૂત્ર છે અને આપણે જેમ લખીએ છીએ એમાંથી આપણા બાળકો લખવાના છે. બાળકોને નિયમોની નહીં ખબર હોય પણ આપણી સાચું લખશું તો એ સાચું જ લખવાના આપણે ખોટું લખશો તો એ ખોટું જ લખવાના અને એટલે આ વાતમાં બહુ ચીકણા રાખવાની જરૂર છે હું કોઈકને કાગળ લખું. અને પછી મને કોઈ કહે કે બેન તમે તમારે મોકલવાની જરૂર નથી મારે પોતે જ અહીંયા આવે છે પછી હું શું કરું એ કાગળને ફાડીને ફેંકી દઉં west paper basket માં પણ એ બેઠા બેઠા ઉભા ઉભા દેખાય કે આમાં એક કાગળની ચબરખીમાં હવે એ તો બધું ફાડી નાખ્યું છે. એમાંથી એક ફાટેલા ટુકડામાં એક જોડણી ખોટી છે તો હું આમથી આમ જાવ એક કાગળિયું હાથમાં લવ અને પછી એને સુધારવું અને પછી પાછું ઘોડો વાળીને નાખી દઉં લ્યો હવે એને ના કરી હોત તો ચાલો એવું તમને લાગ્યું લાગે પણ મને એવું લાગે છે કે મેં કર્યું એ બરાબર કર્યું જોડણીમાં જેટલી આપણે ચીકણા જ રાખશું ને એટલી ચીકણાશ આપણા ચરિત્ર ની અંદર સંક્રમિત થવાની છે. તો જીવવામાં પણ ભૂલ ના થાય. વર્તણુકમાં પણ ભૂલ ના થાય આ બધું આમાં સંક્રમિત થવાનું છે એટલે આ જોડણીઓ આપણે માત્ર કંઈ ભણેલા માણસો માટેની જ વાત નથી બધા ને લાગુ પડતી આ વાત છે તો આ અનુસ્વારના નિયમો હું તમને એમ સમજીને ભણાવું છું. કે કોઈ સ્ત્રીલિંગની ઉપર અનુસ્વાર ના કરો એમ ના કરી નાખતા અને કોઈ પુરુષની ઉપર કરો એવું ના કરતા આ તો એક નિયમ થયો આપણે બીજો નિયમ જોઈએ કે રામ અને સીતા બંને હોય ત રામ પુલ્લિંગ છે પુલ્લિંગમાં અનુસ્વાર ન આવે સીતા સ્ત્રીલિંગ છે સીતામાં અનુસ્વાર આવે તો અહીંયા રામ સીતા આવ્યા લખું કે આવ્યા લખું આનો પણ એક નિયમ છે કે આનો આને ચેપ લાગી જાય હવે એક લિંક આવી હોય કે જેની ઉપર અનુસ્વાર લાગવો જોઈએ તો અહીંયા આપણે લખવાનું અનુસ્વાર હોય અનુસ્વાર આમ જ હોય. આ તો હું એમ લખું છું કે આગળથી તમને દેખાય કે અનુસ્વાર છે હવે તમને પ્રશ્ન પૂછું કે અનુસ્વર સ્ત્રીલિંગ છે કે પુલ્લિંગ છે કે નપુંસક છે આ એ નક્કી કરો હા એ નક્કી કરવા જેવું છે અનુસ્વાર કર્યો એમ પણ લખાય અને અનુસ્વાર કર્યું એમ પણ લખાય. પણ એક જ કાગળ ની અંદર આપણે બધું લખતા હોય અને સત્તર વખત અનુસ્વાર અનુસ્વાર અનુસ્વાર આવતું હોય તો એકવાર કર્યો લખીએ અને એકવાર કરી લખીએ તો એ ના ચાલે ત્યારે નક્કી કરવું જોઈએ કે તમે કોઈ એકને રાખો જેમ કે રાત્રિ છે. તો રાત્રી મા રસ્વ પણ હોય રાત્રિમાં દીર્ઘ પણ હોય પછી આપણે એને રસ્વ લખીએ દીર્ઘઈ લખીએ બધું બેન બધું સાચું જ છે ને એમ લખીએ એમ ના ચાલે લખો તો પછી કોઈ એક જ લખો તો રામચિતા આવ્યા. એનો અર્થ એમ થયો કે આ નિયમ બીજો પુલ્લિંગ વત્તા સ્ત્રીલિંગ બરાબર અનુસ્વાર આવે હવે રામ આવ્યા. એની જોડે જોડે હરણ લઈ ગયા હતા રામ અને હરણ બે વનમાં આવ્યા એટલે કે અનુસ્વાર જોડે જ જોઈએ છે એવું એક છે. અને અનુસ્વાર ના જોઈએ એવો શબ્દ છે આ બે જ્યારે સાથે આવે ને ત્યારે પણ અનુસ્વાર આવે સ્ત્રીલિંગ વધતા નપુંચક બરાબર અનુસ્વાર આવે.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 સ્ત્રીલિંગ વતા નપુંસક બરાબર અનુસ્વાર આવે હવે આપણે આમ લખીએ રામ અને લક્ષ્મણ તો એ તો આપણે શીખી ગયા. કે બંને પુલ્લિંગ છે એટલે અનુસ્વાર ના આવે પુલ્લિંગ આપણે આમાં બહુવચન ની વાત કરીએ છીએ પહેલા એક વચનની વાત કરતા હતા પુલ્લિંગ વધતા પુલ્લિંગ બરાબર અનુસ્વાર ના આવે. સ્ત્રીલિંગની વાત કરીએ સીતા એક બેન નું નામ હતું જે ઉરમિલા લક્ષ્મણ ની જોડે પરણેલા હતા એ ઊર્મિલા સીતા અને ઉર્મિલા તો આવ્યા એટલે કે સ્ત્રીલિંગ વક્તા સ્ત્રીલિંગ બરાબર અનુસ્વાર આવે હરણની જોડે એક નાનું સસલું પણ હતું હરણ અને સસલું તો એ પણ આવ્યા એટલે કે નપુંસક વધતા નપુંસક હોય તો અનુસ્વાર આવે આવી કશી ખબર વિના આપણે લખીએ છીએ એટલે ભૂલો થાય છે હવે પછીનો નિયમ આપણે હવે પછીના વીડિયોમાં શીખીશું આ વીડિયોને બહુ જરૂરનો છે શિક્ષક માટે તો એટલે લાઈક કરશો શેર કરશો અને સબસ્ક્રાઇબ કરશો thank you એજ્યુ સફર પરિવાર તરફથી હું રક્ષાબેન દવે આપણું નમસ્કાર કરું છું મારે આજે જોડણીઓની વાતો કરવી છે એટલી બધી જોડણીઓની ભૂલો થતી હોય છે કે ના પૂછો વાત અને આપણને એવી જાન છે

આમાં બહુ ભૂલો કરીએ છીએ આપણે હું તમને એક પ્રસંગ કહું મારો મારો એક વિદ્યાર્થી એનું લગ્ન થતું હતું. ખુલ્લામાં જ્યારે હું કોલેજમાં હતી અધ્યાત્મક તરીકે એવું બનતું હતું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 તો મેં કીધું ભલે તો ત્યારે હું જતી હતી ત્યારે ગઈ તો એ બંને જણ બેઠા હતા જે ખુરશી ઉપર એ ખુરશીની ઉપર આવ સમાંતર ભૂત ચતુષ્કોણમાં

અને પધાર્યા ભલે પધાર્યા લખવું જોઈએ તો હું આવતી હતી રજૂ થવા માટે એની પાસે તો થોડે ગઈને પછી મને આખું પાટિયું ઉકલયુ ભલે પધાર્યા એટલે હું પછી ફરી

પુલ્લિંગ સ્ત્રીલિંગ નપુનશંખ બધાને ભેગા કરવાના હોય તો માથે અનુસ્વાર જોઈએ તો આમાં અનુસ્વાર નથી કર્યો એટલે હું સમજુ છું કે બધા પુરુષોને જવાનું હોય એટલે હું તો નહીં આવું. એટલે પહેલો વિચારો કોઈક બેન પાસે જઈને ચાંદલો લઈ આવ્યો અને પછી અહીંયા આગળ ચાંદલો મુક્યો પછી હું અંદર ગઈ. જે માણસો બેઠા હતા ને એમાંથી અડધા માણસો એવા હતા જે મારી ઉપર બહુ ખુશ થયા એને એમ થયું કે આ બેન college ના room માં વર્ગમાં એટલે classroom માં ચાર દીવાલની વચમાં તો શિક્ષક અને professor હોય પણ એ બહાર ગઈ ને ત્યારે પણ એવા જ છે સારું થયું આપણને પણ શીખવા મળ્યું આપણને પણ શીખવા મળ્યું પણ અડધો વર્ગ એવો હતો કે જે લોકો એમ ગણતા હતા ને કે સારું છે આ બેન પરણ્યા નથી.

હા અનુસ્વારના નિયમોમાં સૌથી પહેલો નિયમ આપણે ભણી રહ્યા છીએ કે પુલ્લિંગ હોય

જેમ કે રામ આવ્યા અનુસ્વાર ન હોય પણ જો સ્ત્રીલિંગની વાત હોય તો સ્ત્રીલિંગમાં અનુસ્વાર આવે. જેમકે સીતા આવ્યા એ સ્ત્રીલિંગમાં અને અનુસ્વાર આવે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 આટલી આપણને ખબર નથી એટલે આપણે ઘેર કોઈ ભાઈ આવ્યા હોય તો એને આપણે અનુસ્વાર લગાડી દઈએ તો એને ખરાબ લાગી શકે તો મારી માટે એમ લખો કે રક્ષાબેન આવ્યા તો મને ખરાબ લાગી શકે. મારી માટે તમારે અનુસ્વાર મૂકવો જ જોઈએ ના મૂકો તો એ ખોટું કહેવાય તમારે કોઈ ભાઈ માટે લખવું હોય રમેશભાઈ અને તમે લખો કે રમેશભાઈ આવ્યા તો એને ખરાબ લાગવું જોઈએ. અનુસ્વાર નાનો પણ રાઈનો દાણો છે એ આપણી જાતિ ફેરવી નાખે છે રક્ષાબેન પુલિંગમાં ગણાવવા માંડે અને રમેશભાઈ સ્ત્રીલિંગમાં ગણાવવા માંડે નાનો અમથો અનુસ્વાર પણ આપણી જાતિ ફેરવી નાખે છે તો એક નિયમ આપણે શીખ્યા કે પુલ્લિંગ માં અનુસ્વાર ન આવે સ્ત્રીલિંગમાં અનુસ્વાર આવે નપુંસકમાં પણ અનુસ્વાર આવે તમે કહો કે બેન આ નિયમ યાદ કેવી રીતે રાખવો બહુ સહેલું છે. આપણે પાણી ભરવાનું હોય ને તો અમે બહેનો છીએ ને એ બેડુંલઈને પાણી ભરશું હાંડો માથે મૂકશું ઘડો માથે મૂકશું ઘડો માથે મૂકશું અને કોઈ વખત અમે માંદા સાચા હોય છે અને ભાઈઓને પાણી ભરવા જવું પડે તો એ બેડું માથે નહીં મૂકે. એ ડોલે લેશે એ ડોલ લાવો ડોલ લાવો અને એ ડોલ પાણી ભરીને લઈ જશો બસ આ નિયમ કે ભાઈઓને માથે બેડું લેવું નથી ગમતું સ્ત્રીઓ બેડું લઈ શકે છે. આ બાળકો તો લઈ જ શકે નિરાંતે નાના નાના બાળકો કામ કરતા હોય તે માથે બેડું લેતા હોય છે એને કંઈ લેવું ના લેવું એવું છે નહીં. તો આ તો કેટલી સહેલી વાત થઈ જે માથે બેડું લઈ શકે તે સ્ત્રીલિંગ છે નપુનસક છે એટલે કે સ્ત્રીલિંગની કે નપુંશકની ઉપર અનુસ્વાર આવે આવી શકે અનુસ્વાર એટલે માથે બેડું અને પુરુષો માથે બેડું લેતા નથી એટલે અનુસ્વાર ન આવે. તો આ એક નિયમ તમે શીખ્યા. હવે બીજો નિયમ શીખીએ જોજો આ કેટલું બધું સહેલું છે અમારે ત્યાં ભાવનગરમાં એક શિશુ વિહાર નામની સંસ્થા છે.

અને એ બહુ રૂપ તો માનભાઈ હવે દેવ થઈ ગયા પણ માનભાઈ પોતે બહુ સરસ મજાના સુવિચારો બધું લખે અને સાથે એક ડોલ હોય એક હાથમાં એમાં પાણી હોય હોતું હોય અને બીજા હાથમાં ચોક હોય લખે.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 એટલે માલ ભાઈએ મારી પાસે દલીલ કરી મને કહેશો ફેર પડે સો ફેર પડે આમાં તો સમજ તો પડે જ છે ને કે મારે તમને શું કહેવું છે મેં એમને કીધું કે માનભાઈ ફેર કાંઈ નથ પડતો પણ એમ કરો ને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 મન કીધું પ્રેરણ આમ જ પહેરાય બસ આમાં પણ નિયમ છે કે રસવઇ આ જ કરાય દિલ ગઈ અહીંયા જ કરાય અનુસ્વાર અહીંયા જ કરાય અનુસ્વાર અહીંયા નોંધ કરાય મેં કીધું આ નિયમો છે.

છોડી દો કાલ બીજા ને પરણો છોડી દો એને પરમ દિવસે ત્રીજા ને પરનો મન કીધું એવું તો ના જ કરાય ને તો એવું તો ના જ કરાય ને છે ને તમારી પાસે તો એ આમાં પણ જોડી દો જોડણીઓ પણ ગમે એમ ના વર્તાય. મેં કીધું આ ડાબે જ ચલાય આ રાખ્યું છે ને ત્યાં સુધી અકસ્માત નહીં થાય જો ગમે તેમ તમે ચલાવવા માંડો ને તો અકસ્માત થવાના. નિયમો પાડો ત્યાં સુધી અકસ્માત નથી થવાના નિયમો ના પાડો તો જ અકસ્માત થાય છે તો આ બધાને પણ પોતપોતાના નિયમો છે મને કે નિયમો તો ઘણા બધા પાટિયામાં લખ્યા છે બધામાં ભૂલ છે મેં કીધું ઓ ભૂલ છે. મને કે તમે સુધારી આપો. મેં કીધું સુધારી આપો. મને કે તમને કંઈ ડોલ મળે ને ત્યારે વાત આ પરિવાર અમે લખાવશું ને તો તમારી પાસે સુધરાવશું અને પછી લખાવશું

આવી દલીલ કરનાર માણસે એ જ્યાં સુધી લખી શકતા હતા ને ત્યાં સુધી સાંજના મારી ઉપર એક કાગળ મોકલતા હતા કે ભૂલો સુધારી દેજો કારણ કે મારે કાલે આ કાગળ લખવાનું છે. તો આવી જાગૃતિ શિક્ષકો પાસે હોવી જોઈએ એ જાગૃતિ પણ નથી એ એ ચાલે આવું આપણું સૂત્ર છે અને આપણે જેમ લખીએ છીએ એમાંથી આપણા બાળકો લખવાના છે. બાળકોને નિયમોની નહીં ખબર હોય પણ આપણી સાચું લખશું તો એ સાચું જ લખવાના આપણે ખોટું લખશો તો એ ખોટું જ લખવાના અને એટલે આ વાતમાં બહુ ચીકણા રાખવાની જરૂર છે. હું કોઈકને કાગળ લખું અને પછી મને કોઈ કહે કે બેન તમે તમારે મોકલવાની જરૂર નથી મારે પોતે જ અહીંયા આવે છે પછી હું શું કરું એ કાગળને ફાડીને ફેંકી દઉ west paper basket માં પણ એ બેઠા બેઠા ઉભા ઉભા દેખાય કે આમાં એક કાગળની ચબરખીમાં હવે એ તો બધું ફાડી નાખ્યું છે એમાંથી એક ફાટેલા ટુકડામાં એક જોડણી ખોટી છે તો હું આમથી આમ જાવ એક કાગળિયું હાથમાં લવ અને પછી એને સુધારુ અને પછી પાછું ઘોડો વાળીને નાખી દઉં લ્યો હવે એને ના કરી હોત તો ચાલો એવું તમને લાગ્યું લાગે પણ મને એવું લાગે છે કે મેં કર્યું એ બરાબર કર્યું. જોડણીમાં જેટલી આપણે ચીકણા જ રાખશું ને એટલી ચીકણાશ આપણા ચરિત્ર ની અંદર સંક્રમિત થવાની છે તો જીવવામાં પણ ભૂલ ના થાય વર્તણુકમાં પણ ભૂલ ના થાય આ બધું આમાં સંક્રમિત થવાનું છે એટલે આ જોડણીઓ આપણે માત્ર કંઈ ભણેલા માણસો માટેની જ વાત નથી બધા ને લાગુ પડતી આ વાત છે તો આ અનુસ્વારના નિયમો હું તમને એમ સમજીને ભણાવું છું કે કોઈ સ્ત્રીલિંગની ઉપર અનુસ્વાર ના કરો એમ ના કરી નાખતા અને કોઈ પુલ્લિંગ ની ઉપર કરો એવું ના કરતા આ તો એક નિયમ થયો આપણે બીજો નિયમ જોઈએ કે રામ અને સીતા બંને હોય તો રામ પુલ્લિંગ છે પુલ્લિંગમાં અનુસ્વાર ન આવે સીતા સ્ત્રીલિંગ છે સીતામાં અનુસ્વાર આવે તો અહીંયા રામ સીતા આવ્યા લખું. કે આવ્યા લખું આનો પણ એક નિયમ છે કે આનો આને ચેપ લાગી જાય હવે એક લિંક આવી હોય કે જેની ઉપર અનુસ્વાર લાગવો જોઈએ તો અહીંયા આપણે લખવાનું અનુસ્વાર હોય અનુસ્વાર આમ જ હોય આ તો હું એમ લખું છું કે આગળથી તમને દેખાય કે અનુસ્વાર છે હવે તમને પ્રશ્ન પૂછું કે અનુસ્વર પુલ્લિંગ છે કે સ્ત્રીલિંગ છે કે નપુંસક છે આ એ નક્કી કરો. હા એ નક્કી કરવા જેવું છે અનુસ્વાર કર્યો એમ પણ લખાય અને અનુસ્વાર કર્યું એમ પણ લખાય. પણ એક જ કાગળ ની અંદર આપણે બધું લખતા હોય અને સત્તર વખત અનુસ્વાર અનુસ્વાર અનુસ્વાર આવતું હોય તો એકવાર કર્યો લખીએ અને એકવાર કરી લખીએ તો એ ના ચાલે ત્યારે નક્કી કરવું જોઈએ કે તમે કોઈ એકને રાખો. જેમ કે રાત્રિ છે તો રાત્રી મા રસ્વ પણ હોય રાત્રિમાં દીર્ઘ પણ હોય પછી આપણે એને રસ્વ લખીએ દીર્ઘઈ લખીએ બધું બેન બધું સાચું જ છે ને એમ લખીએ એમ ના ચાલે લખો તો પછી કોઈ એક જ લખો તો રામચિતા આવ્યા એનો અર્થ એમ થયો કે આ નિયમ બીજો પુલ્લિંગ વત્તા સ્ત્રીલિંગ બરાબર અનુસ્વાર આવે હવે રામ આવ્યા.

અને અનુસ્વાર ના જોઈએ એવો શબ્દ છે આ બે જ્યારે સાથે આવે ને ત્યારે પણ અનુસ્વાર આવે સ્ત્રીલિંગ વધતા નપુંચક બરાબર અનુસ્વાર આવે.

સ્ત્રીલિંગ વતા નપુંસક બરાબર અનુસ્વાર આવે હવે આપણે આમ લખીએ રામ અને લક્ષ્મણ તો એ તો આપણે શીખી ગયા. કે બંને પુલ્લિંગ છે એટલે અનુસ્વાર ના આવે પુલ્લિંગ આપણે આમાં બહુવચન ની વાત કરીએ છીએ પહેલા એક વચનની વાત કરતા હતા પુલ્લિંગ વધતા પુલ્લિંગ બરાબર અનુસ્વાર ના આવે. સ્ત્રીલિંગની વાત કરીએ સીતા એક બેન નું નામ હતું જે મિલા લક્ષ્મણ ની જોડે પરણેલા હતા એવું આજ સુધી લખી શકતા હતા ને તેવું મારી ઉપર એક આગળ મોકલતા હતા આમાંથી સુધારી દેજો કંઈ. કારણ કે કાલ મારે આ કાગળ લખવાનો છે તો આવી જાગૃતિ શિક્ષકો પાસે હોવી જોઈએ એ જાગૃતિ આપણી પાસે નથી તો ચાલે આવું આપણું સૂત્ર છે અને આપણે જેમ લખીએ છીએ ને એમાંથી આપણા બાળકો લખવાના છે. બાળકોને નિયમની નહીં ખબર હોય પણ એ આપણે લખશું સાચું તો એ સાચું જ લખવાના આપણે ખોટું લખશું તો એ ખોટું જ લખવાના અને એટલે આ વાતમાં બહુ ચીકાશ રાખવાની જરૂર છે. હું કોઈકને કાગળ લખું અને પછી મને કહે કે બેન મને મોકલવાની જરૂર નથી મારે પોતે જ અહીંયા આવે છે તો હું વાંચીને શું કરું એ કાગળ ફાડીને ફેંકી દઉં west paper basket માં. પણ એ બેઠા બેઠા ઉભા ઉભા મને દેખાય જાય આમાંથી એક કાગળની ચબરકીમાં હવે તો બધું ફાડી નાખ્યું છે એમાંથી એક ફાટેલા ટુકડામાં એક જોડણી ખોટી છે તો હું આમથી આમ જાઉં એ કાગળિયો હાથમાં લવ અને પછી એને સુધારું અને પછી પાછું ગોળો વાળીને ફેંકી દઉં લ્યો હવે મેં એ ના કર્યું હોત તો ચાલો તમને એવું લાગત. પણ મને એવું લાગે છે કે મેં કર્યું એ બરાબર કર્યું જોડણીમાં જેટલી આપણી ચીકાશ રાખશું ને એટલી ચીકાશ આપણા ચરિત્ર ની અંદર પણ સંક્રમિત થવાની છે ભૂલ ના થાય. તો જીવવામાં પણ ભૂલ ના થાય વર્તુળમાં પણ ભૂલ ના થાય આ બધું આમાં સંક્રમિત થવાનું છે એટલે આ જોડણીઓ માત્ર કંઈ ભણેલા માણસો માટેની જ વાત નથી બધાને જ લાગુ પડતી આ વાત છે. તો આ અનુસ્વારના નિયમો

અને સીતા બંને હોય તો રામ પુલ્લિંગ છે પુલ્લિંગમાં અનુસ્વાર ના આવે સીતા સ્ત્રીલિંગ છે સ્ત્રીલિંગમાં અનુસ્વાર આવે તો અહીંયા રામ સીતા આવ્યા લખ્યું લખવું. કે આવ્યા લખું આનો પણ એક નિયમ છે કે આનો અને ચેપ લાગી જાય કોઈ એક લિંક એવી આવી હોય કે એની ઉપર અનુસ્વાર લાગવો જોઈએ તો આપણે અહીંયા લખવાનું કે અનુસર હોય. અનુસ્વાર આમ જ હોય આ તો હું એમ લખું છું કે આગળથી પણ તમને દેખાય અને આ અનુસ્વાર છે હવે તમને પ્રશ્ન પૂછું કે આ અનુસ્વાર સ્ત્રીલિંગ છે કે પુલ્લિંગ છે કે નપુંસક છે હા એ નક્કી કરો હા એ નક્કી કરવા જેવું છે. અનુસ્વાર કર્યો એમ પણ લખાય અને અનુસ્વાર કર્યું એમ પણ લખાય. પણ એક જ કાગળ ની અંદર આપણે બધું લખતા હોય અને સત્તર વખત અનુસ્વાર અનુસ્વાર અનુસ્વાર આવતું હોય તો એકવાર કર્યો લખીએ અને એકવાર કરી લખીએ એ ન ચાલે ત્યારે નક્કી કરવું જોઈએ કે તમે કોઈ એકને રાખો. જેમ કે રાત્રિ છે તો રાત્રિમાં રસ્વ પણ હોય રાત્રિમાં દીર્ઘા પણ હોય પછી આપણી રસ્વ લખીએ ને દીર્ઘઈ લખીએ ને બધુંય બેન સાચું છે ને રસવઈ લખીએ તો એવું ના ચાલે લખો તો પછી એક જ લખો. આવ્યા એનો અર્થ એમ થયો કે આ નિયમ બીજો પુલ્લિંગ વત્તા સ્ત્રીલિંગ.

અ આપડે સુ કેવાય તમારે ક્યાંય બાર ફરવા જવાનું નઈ?

મમ્મી શું કરે? house wife?

બરોબર ગુજરાત માં તો ફરી આવિયા હસો ને બધે? દ્વારકા માં એટલું બધું કઈ છે નઈ અમ normal આપડે મંદિર આપડે જે મંદિર normal મંદિર હોય એવું જ છે અને ખાલી દરિયો છે બેટ દ્વારકા નો એ એ famouse છે બાકી દ્વારકા માં કઈ જોવા જેવું નથી.

ખાલી આમ આબાજુ આબાજુ ઈચ્છા છે ફરવા ની જિંદગી માં જો, પુરી થઈ જાય એમ તો બધી ઈચ્છા હું પુરી કરી નાખી એવો છું હજુ થોડું આમ અમુક કારણો સર નથી પુરી થઈ. અમુક ઈચ્છાઓ કારણ સર પુરી નઈ થઈ બાકી બધું ફરી આયો. ફરવા જાવું છે આમાં બધી જગ્યા એ.

મનાલી side પણ મજા આવે અને આપડે એ બધા ઠંડા વિસ્તાર માં તો ગુજરાત માં કઈ ફરવા જેવું નથી. આપડે બાર ફરો, ને મહારાષ્ટ લઈ લો, સિમલા લઈ લો, મનાલી, હિમાચલ લઈ લો, કેદારનાથ લઈ લો, એ બધું city એ બાજુ જ ફરાય. ઉત્તરાખંડ લઈ લો. આપડા ગુજરાત માં ફરવા જવાય જ નઈ. ગુજરાત માં ગુજરાત માં કઈ જોવા જેવું નથી. ગુજરાત માં સુ આપડે જોઈ જોઈ ને કંટાળ્યા હોય. પેલું સુ બાર ફરો ને મજા આવે ઠંડો વિસ્તાર હોય ઠંડો area હોય મજા આવે. youtube માં તો કોઈ નઈ આપડે song સાંભળી ગમ ના.

હા હેરાફેરી જોયું હો હેરાફેરી માં મજા આવે. હા horror બી જોયું પછી કંચના two

horror movie સારી તમે જોવો ને રાતે એમ. મજા આવે horror movie જોવની પણ મજા આવે. પછી english picture જોવની મજા આવે. એ મજા આવે english માં પણ મજા આવે english માં બી તમારે છે ને વેલ માછલી ના હોય સમુદ્ર કે લુટેરે વાળા.

ના ના સાર્ક હિન્દી માં આવે છે ને english માં ક્યાં આવે છે હિન્દી versionendlish નું હિન્દી version તોજ જોવાની મજા આવે ને.

બધા આવા ને આવા જ picture આવે છે હવે પેલા અમે south ના પેલા picture સારા જ આવે પેલા બી મજા આવતી તી south ના picture જોવની પેલા સારા હતા પેલા.

બરોબર પછી બાહુબલી three આવશે. હમણાં આવશે ઓલું picture હમને શાહરુખ ખાન નું પઠાણ.

કયું? અવતાર અવતાર એ કયું english picture? હજુ આપડે જોયું નથી હો.

આમાં તમારા હા અવતાર માં સારું છે.

પેલા ઓલા હા અવતાર બી એમ સારું છે. અને ઓલું ગુજરાતી picture આપડે ગુજરાતી picture પણ જોવાની મજા આવે બેવફા.